નમસ્તે મિત્રો સીડીઇઇપી આઇઆઇટી Bombayતરફથી હું તમારું આ વ્યાખ્યાન માં સ્વાગત કરું છુ
આ વ્યાખ્યાન તમને CamStudioકેમ સ્ટુડીઓમાં રીતસર પ્રક્રિયા બતાવશે
એક સાથે જોવા અને સાંભળવા થી અભ્યાસ વધુ પ્રભાવિત બને છે
શ્રવણ અને દ્રશ્ય પ્રદશન દ્રશ્યોનું ઉચ્ચ્તાથી પ્રતિપાદન કરે છે
CamStudioકેમ સ્ટુડીઓએ screen રેકોર્ડિંગ સોફ્ટવેર છે જે કમ્પુટર સ્ક્રીન પર ચાલતી બધી પ્રવુતિ ની નોંધ લે છેઅને તમને ફરી પછી ચલાવાની છુટ દે છે
અર્થાત તમે CamStudioકેમ સ્ટુડીઓનો ઉપયોગ કરી શકો છો
એક નવા સોફ્ટવેર ની લાક્ક્ષણીતાઓ પ્ર્દીષિત કરવા શાળા અને ઉચ્ચ વિદ્યાલયોમાં શ્રવણ દ્રશ્યઓ વ્યાખ્યાન બનાવવા
પ્રયોગ તાલીમ માટે વપરાતા ચાલક દ્રશ્યો બનવા
એક કામ કેવી રીતે કરી શકાય તે દ્ર્સવા
AVIફાઈલ્સ ને ફ્લેશ માં રૂપાંતરિત કરવા અને ઘણા બીજા ઉપયોગો
આ અપ્રચલિત સોફ્ટવેરના ઘણા ઉપયોગો છે
કેમ્સ્ટુડિયો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 95 98 મે એનટી 40 2000 ઓર એક્સપી વર્ઝન્સ સાથે ઉપયોગ માં આવી શકે છે
તમને જરૂરી છે એક 400 મ્હઝ પ્રોસેસર 64 એમબી ઓએફ રામ અને 4 એમબી ઓએફ hard ડિસ્ક નિ જગ્યા
કેમ્સ્ટુડિયો કેમ સ્ટુડીઓએ એક ઓપન સોર્સ સોફ્ટ વેર છેઅને ઇન્ટરનેટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શ્કાવાય છે
સાઈટ પર જાઓ એ CamStudioકેમ સ્ટુડીઓની વેબસાઈટ ખોલશેનીચે જઈને ડાઉનલોડ ની લીંક પર ક્લિક કરો
દર્શાવ્યા પ્રમાણે કરો અને તમે કેમ સ્ટુડીઓ તમારા પીસી પર ડાઉનલોડ કરી શકશો
એક વાર કેમ સ્ટુડીઓ ઇન્સ્ટોલ થઇ જાય તો આઇકોન પર બે વ્કર ક્લિક કરોઆ કેમ સ્ટુડીઓ ડાઈલોગ બોક્ક્ષ ખોલશે
વિન્ડો ની ઉપર તમે જમણી બાજુએ મુખ્ય વિન્ડો પર જાઓ ફાઈલ ની નીચે તમરી પાસે રેકોર્ડ સ્ટોપ પૌસે અને એક્સિટ ના વિકલ્પો છે
તમે લગતા બટન ડાઈલોગ બોક્ષમાં પણ જોઈ શકો છો લાલ બટન રેકોડીનગ કરવાગ્રે બટન પોઝ અને બ્લ્યુ બટન રેકોડીનગ સ્ટોપ કરવા માટે છે
સુચવા માં આવે છે કે રેકોડીંગ કરતા પહેલા તેનું સિદ્ધફળ વ્યખિત કરોરીજન નીચે ત્રણ કેપ્ચર વિકલ્પો છે
જો તમે રીજન પસંદ કરી રેકોડ પર ક્લિક કરશો તો તમે તમરી સ્ક્રીન પર એક લંબ ચોરસ દોરી શકશોજેની અંદર કેપ્ચરીંગ થશે
જો તેમ ફિક્સ્ડ રિજિયન પસંદ કરશો તો તમે કેપ્ચર રીજન પિક્ક્ષલ મા જણાવી શકશો
જો તમે ફુલ Screenસિલેક્ટ કરશો તો આખી સ્ક્રીન કેપ્ચર થશે
થે એનેબલ Autopanએ કેમ સ્ટુડીઓની અદ્વિત્ય લક્ષણીતાછે
જો આ વિકલ્પ પસંદ કરશો કેપ્ચર રીજન કર્સર રેકોડીંગ સમયે જ્યાં જશે તેને અનુસરસે
એની અસર એ છે કે કેપ્ચર રીજન સૌથી વધુ પવૃત્તિ વાળા ભાગ મા થશે
તમે પેનીંગ ણી ગતી પણ સેટ કરી શકો છો
નીચે તમારી પાસે છે વીડિયો ઓપ્શન્સ જ્યાં તમે રેકોડીંગ પાર્ટનું કોમ્પ્રેસર સિલેક્ટ કરી શકો છોજેથી વિડીઓ ફાઈલની સાઈઝ નાની રહે
સાધારણ પણે કોમ્પ્રેસર એ માઇક્રોસોફ્ટ વીડિયો 1છે
પણ તમે અહી ડ્રોપબોક્ક્ષમા આપેલા કોઇપણ કોમ્પ્રેસર્સ અથવા કોડેકસ પસંદ કરવા મુક્તે છો
એ સિવાય તમે તમારી જરૂરિયાત મુજબ ઈન્ટરનેટ પરથી કોડેકસ ડાઉનલોડ કરી શકો છો
વીડિયો optionsસેટિંગ મા ફાઇલ સાઇઝ ક્વાલિટી અને ફ્રેમ રેટ્સ નિ પસંદગી કરી તમારી વિડીઓ રેકોડીંગ ને માંત્ર્મીઝ અસરદાર બનવાનિ છુટ આપે છે
કે ફ્રેમ્સ કેપ્ચર ફ્રેમ્સ એન્ડ થે પ્લેબેક Rateનિ વેલ્યુ સેટ કરવા ઓટો એડજસ્ટ buttonને અનચેક કરો
હવે તમારી જરૂરિયાત પ્રમાણે વેલ્યુ સેટ કરી શકો છોઆ વ્યાખ્યાન રેકોર્ડ કરવા મેં માઇક્રોસોફ્ટ વીડિયો 1કોમ્પ્રેસર કી ફ્રેમ 5 સાથે કેપ્ચર ફ્રેમ 200 અને પ્લેબેક રેટ 5 સેટ કર્યો છે
મેં ક્વલિટી ને 50 દર ઘટવી છે
વારંવાર પ્રયત્નો દ્વારા આઉટ પુટક્વલિટીને ફાઈલ સાઈઝ ના દ્રશ્યે આ વેલ્યુસ અનુરૂપ છેતે મેં મારી જાતે શોધ્યું છે
000427 000405 કર્સર optionsનિ સેટિંગ ક્યાં કર્સરને પ્રવૃત્તિ થાય છેક્યાં ધ્યાન કેન્દ્રિત કરે છે
Optionsનિ નીચે કર્સર Optionsપર ક્લિક કરો જ્યાં તમારી પાસે હાઇડ અથવા શો ના વિકલ્પો છેસાધારણ પણે શો કર્સર હોય છે
અહી કર્સર ના ત્રણ વિકલ્પો છેactual cursorકસ્ટમ cursorઅથવા તમે કમ્પુટર મા કર્સર ફોલ્ડર માંથી લોડ કરી શકો છો
હવે તમે તમારા કર્સર નિ આસપાસ નો હાઈલાઈટ આ બોક્ક્ષ દ્વારા કરી શકો છો
તમે સાઇઝ શેપ અને કલર નિ હાઈલાઈટ સેટ કરી શકો છોOK પર ક્લિક કરો
અને તમે તમારા કર્સર પર કઈ બદ્લાવ નઈ જુઓ પણ રેકોડેડ વિડીઓ મા હાઈલાઈટેડ કર્સર હશેમને આ તમારી સાથે સજેશન કરવા આપો સાધારણ પણે કેમ સ્ટુડીઓ ઓડીઓ રેકોડ નથી કરતુંતમે માઈક્રોફોન થી રેકોડ કરી શકો આ એક જબરજસ્ત લ્કક્ષણ ઓડીઓ વિડીઓ વ્યાખ્યાન બનવા માટે તમારી પાસે માઈક્રોફોન સાથે જોડાયેલું એક સાઉન્ડ કાર્ડ જોઇશે
તમે તમારા કમ્પુટર સાથે જોડાયેલા સ્પીકર વડે પણ ઓડીઓ રેકોર્ડ કરી શકશો
બીજા વિકલ્પ જેવા કે પ્રોગ્રામ ઓપ્શન મા પેટા વિકલ્પો ઉપલબ્ધ છે
આ વિકલ્પો નો ઉપયોગ કેમ સ્ટુડીઓને ક્સટમાઈઝ કરવા કરોજેમકે રેકોડીંગ શરુ અથવા બંદ કરવું
આગ્રેસરથી રેકોડીંગ શરૂઆત કરતી વખતે મીનીમાઇઝ કરવું
તે કેમ સ્ટુડીઓનિ નીચે નિ બાજુએ મીનીમાઇઝ કરશે
અત્યારે તમે બે કેમ સ્ટુડીઓ ના ઇકોન સીસ્ટમ ટ્રેમા જોશો
આ એટલા માટે કારણકે હું મારી જાતે આ વ્યાખ્યાન કેમ સ્ટુડીઓ મા રેકોડીંગ કરી રહી છુ
રેકોર્ડ ટીઓ ફ્લેશ વિકલ્પ મા પેટા વિકલ્પો છે
કીબોર્ડ શોર્ટકટ એટલે રેકોર્ડ પૌસે સ્ટોપ અને રેસ્ટ આ હોટ કીઝ છે
તમે આ બધું પસંદ કરવા મુક્ત છો
મને આશા છે કે મેં તમને કેમ સ્ટુડીઓ શુરુ કરવા પુરતી માહિતી આપી
આ સોફ્ટવેર નો ઉપયોગ તમે શ્રવણ દ્રશ્યન વ્યાખ્યાન બનાવવા ને ઓનલાઈન શેક્ષણિક ચલ ચિત્ર બનાવવા કરી શકો છો
એક વખત કેમ સ્ટુડીઓ પ્રકરણ મા પારંગત મેળવ્યા પછીથીતમે એના પછીના ભાગનિ વીશીષ્ઠતા જોવા ઇછ્સો ત્યાર સુધી હું સીડીઇઇપી iit બોમ્બે તરફથી ભાષાંતર કરનાર જ્યોતી સોલંકી વિદાય લઉં છું